સામે એક બ્રિજ દેખાઈ રહ્યો છે બ્રિજ ની નીચે પાણી દેખાઈ રહ્યું છે બ્રિજ ની ઉપર એક માણસ ઉભો છે તે ફોટો પાડી રહી હોય એવું લાગી રહ્યું છે.

અને થાંભલાની બાજુમાં એક બગીચો દેખાય રહ્યો છે બગીચાની બાજુમાં પેટ્રોલ પંપ દેખાય રહી છે સામે એક--

સામે એક કોમ્પલેક્ષ દેખાય રહ્યુ છે કોમ્પલેક્ષ ની ઉપર બી_ઓ_બી બેંક આવેલી છે નીચે એક કાર ઉભી છે બાજુમાં એક સ્ટોર છે દુકાન છે શોપ છે.

બીજી બાજુ લેડીઝ ઉભી છે સામેની બાજુ જે છે.

સામે બે રસ્તાઓ દેખાઈ રહ્યા છે બંને રસ્તાની વચ્ચે કેનલ છે કેનલ ની અંદર પાણી છે.

ઉપર અલગ અલગ રીતે કોતરણી કરેલી છે હાથી ઘોડા માણસો સ્ત્રીઓનુ કોતરણી કરેલી છે.

સામે એક પેટ્રોલ પંપ દેખાય રહ્યું છે પેટ્રોલ પંપ સામે એક રિક્ષા ગેસ પુરાવી રહી છે આ બાજુ

સામે સ્કેચર્સ નું શોરુમ આવેલુ છે શોરુમ ના કાચની સામે ઘણી બધી કારો ઊભી છે.

શોરૂમ માં બધા મુકેલા હોય એવુ લાગી રહ્યું છે બધા એવા લાગેલા--

અલગ અલગ પ્લેટફોર્મ એક બે ત્રણ ચાર પાંચ એ રીતે દેખાય રહ્યા છે.

અ સામેની બાજુ ગાડીઓ ઉભી છે માણસો બીજા ફરી રહ્યા છે બીજા બેઠેલા છે બીજા બાળકો ને માણસો ફરી રહ્યા છે.

સામે એચ_પી નુ પેટ્રોલ પંપ દેખાય રહ્યુ છે પેટ્રોલ પંપ ની અંદર એક ઉભી છે ગાડી--

એક ભાઈ ઉભો છે સામે બગીચો છે બગીચાની અંદર એક લાઈટ નો થાંબલો દેખાય રહ્યો છે.

એક સિમેન્ટ ની દીવાલ બનાવેલી છે બાજુમાં બીજા ખેતરો છે ખેતરની અંદર પાણી ભરેલુ છે.

આ એક મોલ નું દ્રશ્ય હોય એવું દેખાઈ રહ્યું છે બિસ્કિટ કૂકીસ ને એક મુકેલી મલી રહ્યું છે બંને બાજુ બિસ્કિટ --

ને બધુ ગોઠવેલું છે સામેની બાજુ પણ અલગ અલગ પ્રોડક્ટ છે વચ્ચે--

પછી એની સામે બીજા જે માણસો ઊભા છે જે લોકો કઈક ચર્ચા કરી રહ્યા હોય એવુ લાગી રહ્યુ છે.

એક એક ગાડી પડેલી છે એની પાછળના ભાગમાં બીજું એક વેન આવસે તેની પાછળ ત્રીજું વેન આવસે.

આ એક હોટલ જેવું દેખાય રહ્યું છે જ્યાં અલગ અલગ રંગોના બલૂન લટકાવેલા છે છતની ઉપર એક લાઈટ ચાલુ છે નીચે ચેર ગોઠવેલી છે.

જારી બનાવેલી છે સામેની બાજુ બાર ગાડી ઊભી છે પાર્કિંગ છે બગીચાની અંદર માણસો બેઠેલા હોય એવુ લાગી રહ્યુ છે.